આ એક હોટલ નો ફોટો દેખાઈ રહ્યો છે.

જે હોટલ કર્ણાટકમાં આવેલી છે.

જે માલગાડીનો નંબર છે એ વન ટુ ફાય સિક્સ ફાય .

અને યે અરાઉન્ડ પચાસ થી ચાલીસ ડબ્બાઓ દેખાય રહ્યા છે.

આ શાયદથી નો કોઈક નો ફોટો છે.

આ કોઈક નાની એવી દુકાનનો ફોટો લાગે છે જેના અંદર--

આ ફોટા માં એક હોટલ નો ફોટો દેખાઈ રહ્યો છે જેનું નામ છે ધી એડોર પેલેસ .

સાઈડ માં ઈંટો બી દેખાઈ રહી છે. શાયદ થી અહીંયા ઘરના પાયા નાખવાનું કામ ચાલી રહ્યું છે.

પરંતુ આ શંકર ભગવાનનું મંદિર હમણાં બંધ છે. એના બાજુમાંથી એક ગાડી પસાર થઈ રહી છે.

પ્લેટફોર્મના ના ઉપર બેસવા માટે એની ખુર્ચીઓ ભી રાખેલી છે.

જેનાં અંદર બે કુકડા દેખાય રહ્યા છે જેની આજુ-બાજુમાં ઝાડવાઓ બી છે. નઈ-નઈ ત્રણ કુકડાઓ દેખાય રહ્યા --

આ એક રક્તદાન કરવા વાળું શિબિર દેખાઈ રહ્યું છે.

મરુન કલર ના સોફા દેખાય રહ્યા છે ફોટો ફ્રેમ બી સારો એવો દેખાય રહ્યો છે.

જેમાં અલગ-અલગ કલર્સ ના ફૂલ્સ ભી આવેલા છે અને આ ઝાડને જાગવા માટે --

આ ફોટા માં એક માણસ કામ કરી રહ્યો છે.